આ એક સાયન્સ સેન્ટર જેવુ લાગે છે અહિયા સાયન્સ સેન્ટર આગળ ઘણા-બધા પોસ્ટર્સ લાગેલા છે સાયન્સ સેન્ટર નું નામ છે નિસલ કોમ્યુનિટી સાયન્સ --

ગ્રે કલર ની અ વોલ છે અને ટાઇલ્સ વાઈટ કલર ની છે.

માણસે બ્લેક કલર નું પેન્ટ પણ પહેર્યું છે એ રીયો અ એ કંઈક કોઈ ઓબ્જેક્ટ માં જ જોઈ રહ્યો છે.

ઉપરના ફ્લોર માં અને નીચેના ફ્લોર માં એક બે ત્રણ ચાર બારી છે ઓકે નીચેના ફ્લોર માં એ_સી છે ઉપરના ફ્લોર માં એ_સી નથી.

ફોક્સ લાઈટ છે અને ઘણા બધા ઝાડ છે.

આ એક જીમ લાગે છે જીમ આઈ થિંક ચોથા કે પાંચમાં કે છઠ્ઠા ફ્લોર ઉપર છે.

આ બુલેટ ટ્રેન નો ફોટો છે આપણને બુલેટ ટ્રેન દેખાય છે કા તો આ વન્દે ભારત બી હોય શકે છે વન્દે ભારત ટ્રેન એક બોજ સારી ટ્રેન છે.

કોઈ કેમ્પસ છે સ્કૂલ નું કેમ્પસ લાગે છે ઉપર છત્રીઓ ઘણી બધી મૂકી છે છાયડા માટે ઓકે .

જોવા મળે છે આપણને અને ફુવારો પણ ફાઉન્ટેન પણ જોવા મળે છે.

જે અમના બધુ સર્વ કરસે આપડે જે મંગાવસુ એ અ ત્રણ ટેબલ પણ છે કે જેની અંદર ઘણી બધી ખુરસીઓ છે એ બે ટેબલ --

ગાર્ડન બઉ જ સરસ અને બઉ જ ક્લીન ગાર્ડન છે ગાર્ડન ના વચ્ચે બઉ જુદા અને વચ્ચે --

આ કોઈક ના લગન લાગે છે ઑકે આ એન્ટ્રી --

અ આ એક પંડ્યા આઈસ વર્લ્ડ કરીને એક શોપ છે.